કાલે મેહંદી હૈ પરમદાડે શાદી હૈ અને છેલા દાડે બીજા દાડે વલીમો હે અને આજે હલ્દી ની રસમ હતી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

એટલે મારા ઘર વાળા ને જ ભેગા કાર્ય હતા મતલબ મારી friend ના જે ઘર વાળા હે ને સગાસબંદ એ લોકો ને જ ભેગા કાર્ય હતા મતલબ અમારા સમાજ માં તો આવો કઈ rule નહિ કે હલ્દી કરો પણ ઘર વાળા ની મારા friend નું જે ઘર હતું એ લોકો ને ઈચ્છા હતી કે અમે અમારી છોકરી ની હલ્દી ની રસમ કરીએ તો ઠીક હૈ સમાજ વાળા એ કીધું કે મતલબ બધા ને મત બોલવો તમે તમારા ઘર વાળા કરો એટલે ઘર વાળા કરી એટલે અને એમના ઘર વાળા લોકો હતા બીજું કોઇ નતું મતલબ સમાજ વાળા બધી સમાજ વાળા અપની બધી મેહદી ની રસમ માં કેવા સમાજ વાળા આવે એવા સમાજ વાળા નતા હમ અચા એના ઉનદર એવું હોય તમાર લોકો ને હમ પસે મુ એમ કું કે તમારે લોકો ને એક સમાજ ના અન્દર સમાજ માં એવું રાખે ને કે મતલબ થાળ હોય પછી દૂધ હોય અને પછી એના અન્દર વીંટી નાખવાની હોગ્વાની હોય પછી લેવાની એવું બધું રે તમાર લોકો ને ના અમાર લોકો ને એવું નહી રેહતું એવું બાર વાળા ને વધારે રે મૂઢા અન્દર મુઢે થી લોટ ખાવાનો એવું બધું રે ને હ હ એ તો જેમ રાખે એમાં

એવું અમારે લોકો ને નથી રેહતું જે લોકો ની મતલબ હા મતલબ જે લોકો ની શાદી હોય એવું ની રેહતું હોય હે

અને પછી તમે લોકો ને તો રાતે કેટલા વાગે બધો porgram પટતો હશે રાતે i think બાર બાર વાગતા હશે ઘર માં સૂતે સૂતે તો બે ત્રણ વાગી જાય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 સમાજ વાળા તો બાર વાગ્યા સુધી રે પછી તો જતા રે બધા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

મારી mummy તો રજામંદી આપી ધીધી પણ હું કંટાળી ગઈ કે mummy તમે શું કરવા મને રજામંદી આપી તે હવે તું ઘર આઇ ને તાર mummy ની સીક્યાયાદ કરી એમ હ મારે એમ કેવું હે કે તમે રજામંદી ના આપી હોત ને તો મને એમ થોત કે મારી mummy એ રજામંદી ની આપી હવે તો હું શું બોનું કાડુ એ લોકો સામે હમ અને પછી તો તારી તો best friend એટલે જવું જ પડે એમ ના જો તો ના સારું લાગે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 હવે એની પછી અને શું થયે કે જો મારી best friend હૈ તો પણ મારી શાદી માં ના આઈ હ એવું પણ થાય પણ શું કરવાનું marriage આવી problem રેહવાની જ ને આવી problamhandal કરતી આવી

ના એ લોકો અમારા ત્યાં ના હોય એ માં હોય તો તમાર લોકો ને કેવી રીતે એમ શાદી એટલે અમાર લોકો ને કેવી રીતે ખબર હૈ અમારા ઘર મતલબ અમુક સમાજ વાળા આ બધા સમાજ વાળા આવે એટલે છોકરા ના ઘર આવે મતલબ શરબત હોય અમારા ઘર છોકરી ઓ ના ઘર શરબત હોય મતલબ આ જે છોકરી પરણવાની હોય

ના છોકરા ના ઘર જ હોય બધું પણ છોકરી ના આવે છોકરી ને બધે કઈ ક સરબત પીવા આવે એટલે એ એ બોને બોને છોકરી ને પણ જોતા જાયે કે કેવી ત્યાર થઇ છે અણી મેહદી ના દિવસી એ છોકરી ને પણ જોવા આવે હ સરબત પણ રાખ્યો હોય તો સરબત પણ પીવે અને છોકરા ના ઘર તો શું હોય ખબર હે કે મેહદી ના કોન પણ હોય છોકરી ના ઘર ના હોય ના છોકરી ના હોય છોકરા ના ઘર એ મેહદી ના કોન હોય તો એ લોકો મતલબ જે સમાજ વાળા આવે ને તો એમને બધા ને મેહદી ના કોન આપે મતલબ ice crem હોય તો અમુક ફેર ice crem જો સરબત હોય તો ice crem સરબત બધા આપે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

હ ના એ ના અમારે તો મતલબ હઉ હઉ ની ઈચ્છા હોય અમારે મારી friend ના ઘર તો એના આગળ ના દિવેસ હલ્દી રાખી તી હ એવું હતું આ તો રાતે તો બધા તો આખા દિવેસ નું કામ કરેલુ હોય કે એટલે બધા થાકી જાય એટલે થાકી જાયે ને તો રાતે મતલબ બધા સમાજવાળા જ ઘર થી બાર વાગે જાયે

સુવાનું પણ કરી દયે આપડે હ ના બરાબર એન તમારે લોકો ને એવું હોય કે રાતે ના આ ઘર વાળા બધા છોકરી ના ઘર વાળા છોકરા ના ઘર જાયે છોકરા ને છોકરા વાળા રાતે મતલબ રાતે મોડા આવે એટલે બધું આવાનું બંદ થઇ જાય બધા સમાજ વાળા ઘર આવાનું બંદ થઇ જાયે એટલે બધા આવે વારા ફરથી આયે જાયે બધા એક એ સાથે ના આવે એટલે પેહલા છોકરી વાળા છોકરા ના ઘર જતા હશે પછી છોકરી વાળા મતલબ છોકરા ના ઘર આવે એમ

ઓ હો તો કંટાળો ના આવે કેટલા વાગ્યા સુધી જાગવાનું એ તો હે ને ઉન્ગ્તે ઉન્ગ્તે તો બે ત્રણ વાગી જ જાયે અને સવારે તો પાંચ વાગે ઉઠી જ જવાનું હોય રાતે કેટલા પણ વાગે સુયા હોય સવારે પાંચ વાગે તો ઉઠી જ જવાનું હોય બહુ થાક લાગતો હશે તને તો

એને પણ કેટલો થાક લાગતો હશે લાગે તો પછી શું કરે હા એની marriage હોય તો પછી અને તો ભોગવું પડે ને અને પછી બીજા દિવેસ શું હોય મતલબ

બીજા દિવેસ મતલબ અમારે મતલબ જયારે અમારા નિકા થાયે ને મદરેસા માં મદરેસા માં અમારા નીકા હોય છોકરા છોકરી છોકરી ની બપોરે રજામંદી લેવાલઇ જોઈ અને છોકરા ઓ ના રાતે નીકા હોય તો અમે લોકો ત્યાર થઇ ને છોકરી ઓ ને ઘર વાળા તો નીકળી જાયે પણ છોકરી ઓ ને એમની friend લોકો ત્યાર થઇ ને લઇ જઈએ એટલે નીકા વખતે છોકરી ની જયારે રજામંદી લેવા જાયે ને ત્યારે કયા dress પેરી ને જો કોઈ પણ dress પેરી કો એમ હ એ તો white પેરી ને જ જોઈ એ લોકો છોકરી તો white પેરી ને જ જાયે અને છોકરો પણ most off તો white જ પેરી રાતે પછી રાતે રજામંદી મેહફીલ હોય અમારે લોકો ને એટલે એ લોકો મતલબ મેહફીલ હોય એટલે છોકરી ઓ ની મેહફીલ માં જ જાયે પછી

પછી છોકરીઓ ને પછી ઘર લાવે એની mummy ના ઘર પહી ત્યાં થી વિદાય કરે એટલે એના સગા વાળા સમાજ વાળા બધા એ છોકરી ને લેવા આવે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 અલી તમારે તો છોકરી ને જયારે મુકો એટલે ઘર માં કેટલું આમ સાંત થઇ જય બધા રોતા હશે હ બહુ રોવે એ વખતે કેટલું ભારે પડે છોકરી ના marriage ના હોય એટલે છોકરા વાળા તો બધા ખુશ હોય કે ઘર ભાભી આવતી હોય પણ છોકરી વાળા તો બિચારી એક છોકરી આવડી મોટી કરી ને પછી છોકરી ને મતલબ વિદાય કરો એટલે કેટલું દુખ થાય

હ એના પછી એના અમે લોકો ઘર આવી જઈએ એ બધું પતી જાયે ને એના બીજા દિવેસ અમારે જમણવાર રે

જમણવાર છોકરા તરફ થી હોય એટલે છોકરા ને જે કરવું હોય એટલે મતલબ છોકરા કરતા હોય છોકરી ને ભાગ આપવો હોય તો આપે ના આપવો હોય તો એ લોકો મેહદી ના દિવસ બપોરે એમના ઘર ખવરાઈ દે બધા ને

હા ચલ હવે ઉન્ગ આવે મને તો બહુ થાક લાગ્યો હે ચલ હું ઉન્ગવા જવું bye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

બસ જો મજામાં આ corona માંથી માંડ નીકળાય એવું છે

હાં હમ્મ હમ્મ હાં હા એટલે આમાં શું હતું કે લોકોએ જે પહેલા અને બીજા wave માં ભોગવેલુંને એના લીધે થઇ ને આમાં ડર વધારે હતો. હાં આમ ભી છોકરાઓને પોતાના મોટા લોકોને પોતાના કરતાં છોકરાઓની વધારે ચિંતા હોય ને એ લોકોની પાછી immunity થોડી weak હોય એટલે એના લીધે ભી તકલીફ પડતી હોય. હા હા પણ એ તો આજ

હા આપડા રૂટ્સ છે હા આપડી સંસ્કૃતિ કહેવાય આપડી

ઓહો અ હ, તો ઉંમર ભી નાની હશે ને તો તો હા એટલે આમ જુવો તો નાની ઉંમર કહેવાય ને? ઓહો અ હ. હા એતો છે જ હા એતો રહે હા પણ આમાં શું માણસ માણસ ગુમાવેલો હોય એની અછત તો રહેવાની છે કાયમ જયારે ભી ભેગા થવાના તો એટલે એ circle માં ના દેખાય એટલે એતો miss થવાના જ

હ luck હ ના પણ એ હા, બરાબર

પણ પહલેથી આવું એક accident માટેનું planning કરી રાખેલું હોય જો કદાચ ઈન ફ્યુચરમાં કદાચ આવું થશે તો શું એના માટે જે લોકો એ આવું વિચારી રાખેલું હોય એને ઘણો ફાયદો થાય છે. હા થિંકિંગ અ હ ના ના એ વાત સાચી છે કેમ કે insurance નું એક જાતનું planning કેહવાય લોકો જેમ investment માટે જેમ planning કરે છે ને એવી રીતે insurance માટે ભી proper planning કરેલું હોય ને ક્યારેક આવી uncertainity આવે ને ત્યારે માણસ એ હેરાન થવું નથી પડતું તમને ખબર છે? દાદા આપણે insurance મા ભી ઘણા બધા પ્રકાર હોય છે. એવી રીતે આપણે જોઈએ તો term insurance આવે life insurance કેહવાય mediclaim આવે car ના insurance આવે education loan ને બધુ આવે છે અત્યારે તો દરેક એ દરેક વાત નો insurance cover થઈ જાય છે.

એટલે એમ એવું હોય છે કે education insurance મા ધારો કે તમારા સંતાનો ની કોઈ ને તમને વિદેશ ભણવા મોકલવા છે. આપણી પાસે જે સગવડતા નથી બરાબર કે એની fee તો તમને ખબર છે કે લાખોમા આપણે એક સાથે કાઢી નથી શકવાના બરાબર ને એટલે આમાં શું કરવું પડે કે તમે એને education ની છે એના score છે બધા academic એના ઉપર થી bank મા apply કરીએ તો bank વાળા આપણને loan આપતા હોય છે. પણ insurance plus loan જે કેહવાય એ loan plus insurance મા એવું છે કે એ વિદેશ મા રેહતા હોય ભણતા હોય ને કઈ બીમાર પડે બીજી કોઈ તકલીફ થાય ત્યાં એ લોકો ને health cover થઈ જાય. તો માની લ્યો કે આપણે fee ના માંડ માંડ ભેગા કરેલા હોય અને ત્યાં માની લ્યો કે કોઈ બીમાર થાય accident થાય એવી કોઈ બીમારી આવી ગઈ તો ત્યાંનું તમને ખબર છે કે hospital નાં ખર્ચા કેટલા બધાં હોય છે. તો એને બે કે ત્રણ વર્ષ નો course હોય એની પાસે જ્યાં સુધીનો ત્યાં સુધીમા તો એ બીમાર પડે કે કોઈ મોટી બીમારી આવે અકસ્માત થાય એવું કઈ પણ થયું તો એ એમા cover થઈ જાય તો એને fee ના પૈસા આપણે જે મોકલેલ હોય એ કાઢવા ના પડે. એ સિક્યોર થઈ જાય છે.

અચ્છા તો તો લોકો લઈ લઈ ને પછી ના બને ને અને

આ insurance લીધા education insurance આપણે education insurance જે કહીએ છીએ મા જ્યાં સુધી એનો course નો term હોય ત્યાં સુધી મા insuraed રહે પછી જેવુ એનું term પૂરું થઈ જાય માની લો કે બે અઢી વર્ષનો કોર્સ લીધો હોય ભણવાનો પછી એ ત્યાં job placement થઈ જાય એટલે પછી company પર જતું રહે. પછી આ insurance validity ના રહે એવું હશે.

બીજા insurance લો છો moneyback garentee વાળા અથવા તો માની લો કે તમે કઈ ના થયું તો તમે પૈસા પાછા મળે અને એમા શું છે કે પેલા charges વધારે હોય તે એના લીધે coverage ઓછું મળે છે જ્યારે ટર્મ ઇન્સ્યોરન્સમાં તમારે nominal premium મા મોટું risk કવર તમે લઈ શકો છો. અને બાકીના જે અમ્મ tax benefit મળે ને હા under section eighty c મા તમે tax benefit મળે જે બીજા મા મળે છે એ જ રીતે આમાં એક point એ છે કે માની લો કે તમે પંચોતેર કે એશી વર્ષ સુધીનો term insurance લીધો છે.

જ્યારે બીજી બધી જે plans છે એમા તમને મળે પણ એમા શું છે કે તમારું coverage ઓછું થઈ જાય છે. અને premium વધારે આવતું હોય. એટલે મારો એક ફ્રેન્ડ છે એ કોમો સીસ્ટમ છે અને પી એમ ઇન્ટર્ન ને એવું કરે છે. તો એવું કહેતો હતો કે જો તમારે ઇન્સ્યોરન્સ લેવું હોય ટર્મ ઇન્સ્યોરન્સ તો તમે આ રીતે સ્પ્લીટ કરી શકો કે તમારું એક અમાઉન્ટ એ ટર્મ ઇન્સ્યોરન્સ માં લઈ લો અને બાકીનું જે પ્રીમિયમની રકમ બચે છે

એ તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બનીને ખાસી મોટી રકમ મળે અને તમારું સામે term insurance ભી cover સારી એવી અમાઉન્ટ કવર મલે એનું પ્રોફિટ હું માનું છું ત્યાં સુધી એવું લાગે છે કે માની લો કે તમે members છે એના insurance ના cover લો છો આપણે mediclaim ની વાત કરીએ બરાબર તો mediclaim માં કેવું હોય છે કે દર વર્ષે રિન્યૂ કરાવવાનું ને માની લો કે એક વર્ષ સુધી તમને કઈ ના થયું હોય તો તમને નો ક્લેમ બોનસ મળે. બોનસ મળે તો બેનિફિટ મળે. કવર થયું બરાબર એમાંથી સો એ સો જણાના બીમાર પડવાના ચાન્સીસ કેટલાનાં નહિ જોયા માની લો કે ફા હ, હા એટલે આ રીતે હોઈ શકે છે. હું એવું માનું છું કેમ કે એજ હોય છે કઈ બાકી તો બીજો કોઈ રસ્તો છે નહિ. એટલે ઘણા લોકો આને છે ને invest તરીકે પોલિસી લેતા હોય છે. અને march march ending આવશે જ્યારે માર્ચ મહિનો આવશે ને એટલે પોલિસી એકદમ વધી જતી હોય છે પણ એ લોકો પ્લાનિંગ કર્યા વગર લેતા હોય છે. બનીચુકે તમે વ્યવથિત પ્લાનિંગ કરો અને સરટન અમાઉન્ટની તમે પોલિસી લો અને બાકીની જે અમાઉન્ટ છે એને તમે ઇન્વેસ્ટ કરો તો તમને રિટર્ન ભી સારું મળે, તમારું રિસપર ભી સારું થઈ જાય અને પાછળ તમારી જે ફેમિલી મેમ્બર્સ છે, એ લોકોને ઇશ્યૂ ના આવે

હા એટલે એટલે આ તો ફાયદો થઈ ગયો છે technology નો benefit મળે છે હવે. હા at a time તમે આઠ દસ company ને compare કરી શકતા હોય એટલે હવે તો શું છે કે એ લોકો ને score ભી દેખાડે છે એના પર એમા એમનું claim satlement ratio કેવો છે પાછો percentage કેટલા એના પરથી decide કરી શકો. કે પાછળ થી તમારી family ને કઈ પ્રોબ્લેમ નહીં પડે ને claim પાસ કરાવવામાં. એટલે હવે તો technology ઘણી વધી ગઈ છે એ last five year ના records ભી show કરતાં હોય છે last five years ના કેટલા claim settle કરી આપ્યા છે. કેટલા reject કર્યા છે તમારે કેટલા વર્ષનું premium કેટલા percentage થશે આ તે બધુ તમે online website પર check કરી શકતા હોય છે પછી તમે plan કરી શકો કે તમારે કઈ policy લેવી એમ

હા હા પણ ખ્યાલ છે અરે આજે એવી કોઈ company આવે કે એવી કોઈ company મા insurance લઈ લીધો કે જેમાં શરૂઆત મા લેતી વખતે આપણે જોયું ના હોય premium ઓછું હોય અને risk call વધારે આપતા હોય તો આપડે લાલચાઈ ગયા હોય કે ભઈ આમાં વધારે ફાયદો છે. હા હા agent નું તો એવું છે કે જો તમારે relative હોય અથવા તો ના ના થાય આમ તમારો એક નો દાખલો નથી ઘણા બધાં લોકોનાં હોઈ શકે છે. શું તમારો શું અનુભવ છે? ઓહો હા બરાબર છે. એટલે આપણે એવું થયું ને કે ભાઈ તમે કોઈ, હા, હા હો અલગ time મા કહે આવો એવું હા હા હા બરાબર હા હા, હા એટલે આવા response કે ને હવે જે technology ને લીધે આપણે એ જે compare કરવાનું જે મળે છે ને એમા એક આ વસ્તુ નો ભી benefit મળે છે કે જેમા તમે એ ભી compare કરી શકો કે ક્લેમ સેટલમેન્ટ રેશિયો કેટલો છે. અમુક જે ખાલી ખાલી કોમ્પનીયો છે, હા બોલો બોલો ના online આપણે એનો customer care number હોય એમા તમારે intimation આપવું પડે જે કઈ પણ હોય કે ભાઈ આ થઈ ગયું છે જે થયું હોય પછી તમારી કેમ કે original policy ડોક્યુમેંટ્સ છે એ સબમિટ કરવા પડતાં હોય છે. in case of આપણે જોઈએ તો term insurance મા બાકી જે mediclaim છે તો એ તમારે online અને phone ઉપર પતી જતું હોય છે. એમ તમે ફોન કરી ડો કે ભઈ મારુ એક્સિડેન્ટ થયું છે કા તો હું બીમાર થયો છું હોસ્પીલઇજ થયો છું. અને મારે હવે એડમિટ થવાંનું છે તો મારે તો પેલું ઇન્ટિમેશન આપું છું એમ તો એ લોકો કન્સિડર કરી લેશે. અથવા તો મોકલાઈ દેજો કમ્પ્લીટ થાય ત્યારે. અથવા તો જો એ કંપની સારી હોય છે તો એનો જે કોઈ executive હોય એ તમારે ત્યાંથી આવી અને documents ને એ બધુ collect કરી જતો હોય છે. અને એ બેનફિટ મળે તમને. સારી company હોય છે.

હા એટલે આમાં કેવું છે કે insurance લેતા પેહલા છે ને ઘણી વખત ભલે આઠ દસ લોકો ને પૂછવું પડે આઠ દસ company ઓ verify કરવી પડે પછી તમે લ્યો ને તો તમારે lifetime શાંતિ થઈ જાય. હા તો ઘણા લોકો શું કરે માર્ચ મહિનો છે આપણે tax મા બતાવા માટેનો આપનો target પૂરો કરવાનો છે તો પછી જેવી તેવી જગ્યાએ invest કરી દે અને પછી બોવ ઉકળતા હોય છે કે ભઈ ફસાઈ ગયા. હા

અરે જબરદસ્ત થોડી ઘણી નહીં હું તમને કહું કે માની લ્યો કે તમે કોક term insurance લઈ લીધું બરાબર છે એટલે તમને એ security તો થઈ ગઈ કે આજે મને કઈ થશે તો મારી family પાછળ હેરાન નથી થવાનું બરાબર છે. તમારે પચાસ ટકા થી વધારે નું tension તો એમ જ ઓછું થઈ ગયું તમે છે ને life પેહલા ડરી ને જીવતા હોય એની જગ્યાએ અત્યારે તમે tension free જીવી શકો.

ઘણી ઘણી અને તમે પેહલા શું કહે expensive ભી plan કરી શકો પેહલા એવું હતું કે family માટે બચાવાના છે પણ હવે એવું છે કે તમને ખ્યાલ આવી ગયો કે મને કઈ થશે તમારા family ને ઓછા મા ઓછા આટલા તો મળશે જ

હા પણ એ પેહલા શું કેહવાય બોગસ claim થતાં હોય છે એના માટેનો

ના ના એને એવા પેલા News મા ભી આવતું જ હોય છે regularly

હા હા અને right insurance

plus તમારું આઠક વર્ષ પછી જેટલી income હોય શકે અથવા તો તમારે કેટલું fund જોઈએ છે તમે ના હોય તો તમારી family ને survive કરવા માટે કેટલું fund જોઈએ એ બધા માટે જરૂરી પડતું હોય છે આ બધા planners હોય ને બધા એ બધા તમને plan કરી આપે.

હમ્મ હા હા હા નાં નાં હા કરે જ છે ને અને આમાં ઘણા પેલા money black પણ હા હા money black money black ના જે plant આવે છે એમા શું કરે છે કે તમારું જે excess money છે જેને તમે insurance મા invest કરો એટલે તમારું lifecover ને એ બધુ ભી થાય. plus માની લો કે તમને કઈ ના થયું તો તમને પૈસા ભી પાછા મળે છે એટલે બંને તમારો purpose fullfil થાય છે. એટલે plan કરવો જરૂરી છે આ વસ્તુ હા એટલે તમારું term insurance કેટલું છે એ તો તમને બીજુ જે discover કેટલું છે એના ઉપર થી તમને loan આપતા હોય છે અને આમાં LIC મા તો એવું જ છે કે તમે જેટલા premium ભરેલા હોય છે. એના ઉપર તમને loan મળે ધારોકે તમે long term કોઈ ત્રીસ ચાલીસ વર્ષ માટેની લીધી હોય છે insurance policy અને એમા પછી વીસ પચીસ વર્ષ સુધી ભરી દીધા premium તમારું જે premium થયું છે તો એને consider કરીને એ લોકો તમને આપતા હોય છે લોન. એટલે emergency મા ભી કામ લાગે તમારે બીજા કોઈ પાસે લેવા જવું ના પડે. ઇમરજન્સી આવે છે એમ.

હા છે જ ને અને એટલા માટે તો તમે જોયું હોય તો આપણી Government છે એના ભી initiatives કેવા છે હવે ના હમણાં જે પેલા થોડા time મા આ લોકો પર જે government scheme લાવ્યા છે ધારોકે માં card અમૃતમ યોજના છે કે હા અને એકદમ nominal premium મા ધારોકે મહિના ના રૂપિયા દસ રૂપિયા બાર રૂપિયા એવું કઈ છે અને એના માટે જ્યારે વ્યક્તિ ધધાં છે જે લોકોની પહોંચ ની બહારની વાત હતી, આપણે જે five star hospital હતી બધી એ લોકોની ભી ત્યાંથી એની પોહચ ની અંદર લાવી દીધી છે. હા હા એટલે ધારોકે ગરીબ family છે below poverty line મા આવતા હોય છે તો આપણે ક્યારેય imagine કરી શકીએ કે એ લોકો કોઈ સારી hospital મા જઈ અને cancer ની કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ની કે પેલી angioplasty કે એવી કોઈ પણ treatment કરાવી શકે. સ્વપ્ને ભી ખ્યાલ ના આવે પણ હવે આ government initative લીધા છે તો હવે એ ગરીબ લોકોના પહોંચ મા ભી આવવા મળ્યું છે.